પીએચપી ના મૂળભૂત ટયુટોરીયલમાં તમારું સ્વાગત છે
અહીં આપણે ઇફ સ્ટેટમેન્ટની ચર્ચા કરીશું
જો તમે પહેલાં કોડ લખેલ હશે તો તમને ઇફ સ્ટેટમેન્ટ ની જાણકારી હશે
તે પીએચપીમાં ઘણું અલગ નથી
હું તે ટૂંક સમયમાં અમલમાં મુકીશ અને તમને બતાવીશ
તો ચાલો શરૂ કરીએ
ઠીક છે અહીં ઇફ સ્ટેટમેન્ટ વિશે સંક્ષિપ્ત છે
તે અમુક શરત લે છે
જો શરત સાચી હોય તો તે કોડના એક માર્ગને અમલમાં મુકશે
જો તે ખોટી છે તો તે કોડના અન્ય માર્ગને અમલમાં મુકશે
ઉદાહરણ તરીકે આ માળખું છે
આઇએફ અંદર કૌંસમાં જાણવાની શરત જે અહીં 1 1 છે
નોંધ લો હું અહીં ડબલ ઇકવલ ટુ ચિહ્નનો ઉપયોગ કરું છું
આ કમ્પેરીઝન ઓપરેટર એટલે કે સરખામણી પ્રચાલક છે
અન્ય ટ્યુટોરીયલમાં આપણે ઓપરેટરો વિશે શીખીશું
ઇકવલ્સ સમાન નથી છતાં પણ તે ઈઝ ઇકવલ ટુ તરીકે વંચાય છે
જ્યારે આપણે સરખામણી કરવા માટે ચલોનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણે બે ઇકવલ ટૂ ચિહ્નો વાપરીશું
જો તમે સાચા માર્ગ માટે જતા હોવ તો તમે બે કર્લી કૌંસ એટલે કે છગડીયા કૌંસ વાપરી શકો છો
આપણે અહીં એક ખોલવા જઈ રહ્યા છે
આપણો કોડ આ કૌંસોની વચ્ચે જશે
જો શરત સાચી ન હોય તોઆપણે કહીશું એલ્સે
સમાન માળખું છગડીયા કૌંસ
ઉદાહરણ તરીકે જો 1 ઇકવલ 1 હોય તો કહીશું એચો ટ્રૂ
જો ૧ ઇકવલ ૧ નથી તો આપણે જ્યારે આપણી ફાઈલ રન કરીશું તો ફોલ્સ મળવું જોઈએ
જો કે ૧ ઇકવલ ૧ છે તેથી આપણને ફાઈલ રન કરતા ટ્રૂ મળ્યું
ચાલો આ બદલીએ જો ૧ ઇક્વ્લ્સ ૨ છે જે સમાન નથી તો આપણને ફોલ્સ મળશે
તો આપણે પહેલેથી એક સાદો પ્રોગ્રામ બનાવેલ છે જે આપણને જણાવશે કે શું એક નંબર અન્ય નંબર સમાન છે
પ્રોગ્રામ માટે આ એક ખૂબ જ અવિવેકી એપ્લિકેશન છે
તેથી હું કંઈક વધુ ઉમેરીશ
હું પાસવર્ડ પ્રવેશ માટેનો એક નાનો પ્રોગ્રામ બનાવીશ
આપણે એક ચલમાં અહીં પાસવર્ડ સંગ્રહિત કરવા જઈ રહ્યા છીએ
પાસવર્ડ છે એબીસી
હું મારા ઇફ ફંક્શનમાં એક ચલનો સમાવેશ કરવા જઈ રહી છું
આઇએફ પાસવર્ડ યાદ રાખો ડબલ ઇકવલ્સ ડીઇએફ અને હું કહીશ એક્સેસ ગ્રાન્ટેડ મને માફ કરોમેં ભૂલ કરી
ડીઇએફ એ પાસવર્ડ છે જે આપણે યુઝરને પૂછવા માંગીએ છીએ
એબીસી એ પાસવર્ડ છે જે હું સિસ્ટમ અંદર નાખું છું
તેથી જો તે ડીઇએફ સમાન નથી તો હું કહીશ એક્સેસ ડિનાઇડ
પાસવર્ડ જે મેં નાખ્યો છે તે એબીસી છે
આપણે ડીઇએફ સાથે પાસવર્ડની સરખામણી કરવા જઈ રહ્યા છીએ જે સંગ્રહિત પાસવર્ડ છે
જો આ ડીઇએફ સમાન છે તો આપણે કહીશું એક્સેસ ગ્રાન્ટેડ નહિ તો એક્સેસ ડિનાઇડ
ચાલો આનો પ્રયાસ કરીએ
એક્સેસ ડિનાઇડ
કારણ કે પાસવર્ડો અનુરૂપ નથી થતા
આ આધાર પર તમે અહીં જોઈ શકો કે મેં ચલ સમાવેશ કર્યો છે
આ defથી બદલો અને આપણને એક્સેસ ગ્રાન્ટેડ મળશે
કારણ કે મારી પાસે અહીં એક લીટીનો કોડ છે અને અહીં બીજી અન્ય એક લીટીનો કોડ
મને આ છગડીયા કૌંસોથી છુટકારો મળી શકે છે
મારા મુજબ તે ઘણું વ્યવસ્થિત લાગે છે
મુખ્ય નોંધ આવા સરળ આઇએફ સ્ટેટમેન્ટ જેમાં એક જ લીટીનો કોડ હોય એવા માટે છગડીયા કૌંસોનો ઉપયોગ કરવાનો કોઈ અર્થ નથી
જો અહીં એક લીટી પછી બીજી લીટી હોય તો તમારે છગડીયા કૌંસોનો ઉપયોગ કરવાની જરૂર પડશે
ઉદાહરણ તરીકે ચાલો એક નવો ચલ અહીં સેટ કરીએ
એક્સેસ ઇક્વ્લ્સ અલાઉડ
તે મૂળભૂત રીતે કોડનું માત્ર અન્ય વાક્ય છે
પરંતુ જ્યારે હું પ્રયાસ કરીશ અને રન કરીશ એક એરર મળે છે
તે કહે છે એએન અનએક્સપેક્ટેડ T else ઓન લાઇન 8એન અનએક્સપેક્ટેડ ટી એલ્સ ઓન લાઈન ૮ ચાલો લાઈન ૮ શોધીએ
તે અહીં છે
તે લાઈન પહેલાના વાક્યમાં સમસ્યા છે
કારણ એ છે કે બે અથવા વધુ લીટીઓ માટે આપણા છગડીયા કૌંસો પાછા ઉમેરવાની જરૂર પડશે
આ રીફ્રેશ કરીએ અને એક્સેસ ગ્રાન્ટેડ
હવે મેં એક નવું ચલ સેટ કર્યું છે એક્સેસ ટુ બી અલાઉડ
આનાથી કઈ મદદ મળતી નથી
પરંતુ હું તમને ફક્ત ઉદાહરણ આપી રહી હતી
તમે જોઈ શકો છો આ હજુ એક લીટી છે અને આ બે લીટીઓ છે અને તમે તેમને મિશ્ર ન કરી શકો
ઠીક છેતો મેં એક ચલ બનાવ્યું છે
મેં તેનો આઇએફ સ્ટેટમેન્ટમાં સમાવેશ કર્યો
આશા છે આ ટ્યુટોરીઅલ ઉપયોગી હતું અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે
આઈઆઈટી બોમ્બે તરફ થી ભાષાંતર કરનાર હું છું કૃપાલી પરમારઆભાર